આ એક રૂમ છે રૂમ માં એક ટેબલ છે ટેબલ એક કબાટ પડેલું છે એલ_ઇ_ડી લાઇટો છે એક પંખો છે.

આ એક કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ માં ડેકોરેશન રાખ્યા બલુન લગાડેલા છે રંગબેરંગી ટાઇલ્સો લગાડેલા છે એક સીડી છે સીડી ઉપર--

એમાં કન્સ્ટ્રક્શન નું કામ ચાલે પાણી ની પરબ છે.

કપલ ચણિયાચોરી પેહરી છે જબ્ભો પહેર્યો છે એક કપલે લાલ ચણિયાચોરી પેહરી છે એક ભઈએ જબ્ભો પહેરેલો છે.

એક બે ભાઇઓ ઊભા છે એક જણે વાદળી જર્સી પેરી છે.

આ ચિત્રમાં એક ભાઈએ મા મોઢે રુમાલ બાંધ્યો છે તે કપડાને ઈસ્ત્રી કરે છે.

ખડગવો જે પથ્થર મોટા મોટા જે એક ભઈએ લાલ જર્સી પેહરી એક ભઈએ કેસરી જર્સી પેહરી એક ભઈએ પીળી જર્સી પેહરી--

ગ્રીલ કરેલી છે હરણ ચરે છે નીચે માટી છે આગળ ઘાસ દેખાય છે બધું ચેક થાય છે.

અને ગ્રેનાઈટ ના પટ્ટા મારેલા છે વેનિટી લખેલુ છે.

લીલોત્રી દેખાઈ છે રેતીના ઢગલા પડ્યા છે.